અને આ સોફ સોફા ની નીચે બ્લોક્સ છે જેનો કલર પીળો અને લાલ કલર નો છે.

આ ચિત્રમાં ઘણી બધી ભગવાનની મૂર્તિઓ જોવા મળી રહી છે અને તેની સામેની બાજુએ ઘણા બધા ફૂલો પણ જોવા મળી રહ્યા છે જે ગંભલામાં મુકેલા છે.

એમાં પાકિસ્તાનના ઝંડા નો સિમ્બોલ લાગેલો છે અને નીચેની સાઇડે ઘણી બધી ખુરશીઓ મૂકેલી છે.

એણે કાળા કલર નું કુરતો પહેરેલું છે અને લ પીળા કલર નો દુપટ્ટો ઓઢેલો છ--

આ ચિત્ર એક રેઝોર્ટ નું છે જેનું નામ એ એક્સ એન રેઝોર્ટ છે અને તેના આજુબાજુ વેલકમ્સ યુ એમ લખેલું છે.

આ તસવીરમાં એક પલંગ દેખાઈ રહ્યું છે એની ઉપર બે ટકિયા અને ચાડર દેખાઈ રહી છે.

ને બા બાજુમાં ઘણી બધી બારીઓ જોવા મળી રહી છે જેમાંથી પ્રકાશ અંદર આવી રહ્યો છે.

અને આ મંદિરની અંદર જવા માટે એક દરવાજો પણ છે અને બહારની સાઈડે પ્લોટ્સ જોવા મળી રહ્યા છે.

ને બાજુની સાઈડ એ રસ્તો જોવા મળી રહ્યો છે જેના ઉપર એક વ્યક્તિ ચાલી રહ્યો છે.

આ ચિત્રમાં ઘણું મત્તા મેદાનવાળુ ઘાંસવાળુ મેદાન જોવા મળી રહ્યું છે.

જેનામાં ઘણા બધા લોકો યોગા કરી રહ્યા છે અને સાથે સાથે એક દોરડુ પણ જોવા મળી રહ્યું --

અને સાઠે-સાઠે આ ચિત્રમાં મોતી-મોતી લાઇતો પણ જોવા મળી રહી છે અને સામે બાજુએ ઘણી મોતી-મોતી બિલ્ડીંગો જોવા મળી રહી છ --

અને નીચેની બાજુએ સફેદ છે અને સામેની બાજુ બીજા ડુંગરો પન જોવા મળી રહ્યા છે --

સાઠે-સાઠે નીચેની સાઈડે ઘણા બધા પઠ્ઠરો જોવા મળી રહ્યા છે અને આ ઝરણું એક જંગલની વચ્ચે છે એવું લાગી રહ્યું છે.